આપડે બીજી બીજી પ્રવુતિઓ માં one પણ ભાગ લેવો પડશે જેના થી આપણું મગજ ખુલે અને આપડે દરેક વસ્તુ ને શીખી શકીયે કોઈ પણ નવી વસ્તુ ને આપડે અપનાવી શકીયે એના માટે આપડે અભ્યાસ ની સાથે સાથે બીજી વસ્તુઓ પણ કરવી પડશે. અને બીજી બીજી પ્રવૃતિઓ પણ કરવી જ પડશે બધા one જ સમાન ભણેલા one હોય તો કોઈ પણ માણસ ને નોકરી પાર રાખવો હોય તો એ લોકો અલગ કેવી રીતે પડે. પણ ભાગ લિધેલો હોય તે માણસ એમની નજરો માં જલ્દી આવે અને એમને એ લોકો નોકરી પણ જે માણસ એ બીજી અલગ અલગ પ્રવૃતિઓ માં જલ્દી આપે. એના માટે શીખાયત તને બહુજ વધારે બોઝ વધી ગયો છે અભ્યાસ પણ કરવો પડે છે અને બીજી પ્રવૃતિઓ પણ કરવી પડે છે. હા તારી વાત બિલકુલ સાચી છે કે પ્રવૃતિઓ તો બીજી બધી કરવી જ પડે છે નીતો તમે અલગ કેવી રીતે તરી આઓ જો બધા ચોપડી જ્ઞાન તો બધા લે છે પણ તમે કાંઈક અલગ કરેલું હોય તે તમે લોકો ની નજરો માં આઓ છો. અને એવીજ રીતે અત્યારે નોકરીયો અપાય છે એટલે બિચારા જેણે ચોપડી જ્ઞાન લીધું છે ભણી ભણી ભણી ભણી ને ઊંધા વળી ગયા છે એ લોકો ને નોકરી લેવાનો જયારે સમય આવે ત્યારે એ લોકોને ભાન થાય છે કે અમે ચોપડી સિવાય બીજું કઈ જોયું જ નથી. દુનિયા તો કેટલી આગળ નીકળી ગઈ છે દુનિયા કેટલું બધું નઉ નઉ શીખે છે અત્યારે એકલું ચોપડી ભણતર જરૂરી નથી અને તું એવું તો નથી કરી રહી ને. તું તારી બીજી બધી પ્રવુતિઓ માં પણ ધ્યાન આપે છે ને કાઈ અભ્યાસ સિવાય પણ કાઈ અલગ કરે છે કે ખાલી અભ્યાસ કરે છે. ના મને આ વાત નો બઉ જ જલ્દી એહસાસ થઇ ગયો હતો એટલે મને સારું પડ્યું અને હું સાથે સાથે ભણવાની સાથે બીજા વસ્તુઓ પાર ધ્યાન પણ આપી જ રહી છું જેમકે રોજ સવારે સમાચાર વાંચી રહી છું.

જે માણસ બિચારું મન મન ભણતર લેતું હોય એ માણસ એને છોડીને બીજા ઉપર કેવી રીતે ધ્યાન આપી શકે અને પછી એ માણસ પાછળ ના રહી જાય. એ માણસ પાછું જેના પાસે પૈસા પણ ના હોય એ બધા અલગ અલગ પ્રવૃતિઓ માં ભાગ પણ કઈ રીતે લઇ શકે આજ કલ તો દરેક વસ્તુ માટે પેહલા પૈસા જ આપવા પડે છે. જેની પાસે પૈસા હોય એ પોતાના ઘરે શિક્ષકો ને બોલાવી ને ભણી ભણી ને પાસ થઇ જાય છે અને જેના પાસે બિચારા પાસે પૈસા ના હોય એ સરકારની school માં ભણી ભણી ને સુ કરી લેવાના. એમને સરકારની school માં અમુક વખત શિક્ષકો સારા મળી બી રે પણ અમુક વખત નથી મળતા. પણ અત્યારે એવું થઇ ગયું છેકે સરકારી નિશાળ ચાલતી જ નથી લોકો તૈયાર જ નથી થતા મને એજ નથી ખબર પડતી કે સરકાર બીજા બધા માં ધ્યાન આપે છે. પણ આપડા જે ભણતર જે સૌથી અગત્ય નો પાયો કહેવાય એ જે આપણું ભવિષ્ય છે ભણતર એના ઉપર કેમ ધ્યાન નથી આપતી પેહલા એમને સરકારી school સારી સરકારી નિશાળો સારી કરવી જોઈએ. જે સરકારી નિશાળો જો સારી થાય તો બધા છોકરાઓ જે જેના માં બાપ પાસે પઈસા નથી એ લોકો પણ એમાં એમને ભણાવી શકે. પછી જો એમને નિશાળો માં પૈસા ઓછા અ ખરચવા પડે તો એ લોકો other બીજી બધી પ્રવૃતિઓ માં પણ એ લોકો પૈસા આપસકે એ એમ કરીને જ્ઞાન સાથે ગણતર પણ થઇ જાય તો સરકાર સુ કરે છે સરકાર. ની નિશાળોતું જો નથી શિક્ષક ના ઠિકાના ત્યાં નથી છોકરાઓ ના ઠિકાના કેટલી નિશાળો તો બંદ થઇ ગઈ છે ખુલી ખુલી ને. ત્યાં કોઈ છોકરાઓ જવા તૈયાર નથી અત્યારે અત્યારે તું આ school જો બીજી બધી જે બની છે એ લોકો કેટલું કમાય છે એ લોકો એ ધંધો કરી દીધો છે અભ્યાસ ના નામ ઉપર. કેટલા પૈસા કેટલી અ એ લોકો લે છે માતા પિતા પાસે થી અને જેને બબે બબે છોકરાઓ છે એ લોકો કંટાળી ગયા છે પણ શું કરે બિચારા અભ્યાસ તો જરૂરી જ છે.

વાત તો તારી સાચી છે જે જે મોટી મોટી નિશાળો છે એ બધા માં તો એ લોક ને એટલા બધા પૈસા માંગે છેને કે માં બાપ પણ આવે બીજું છોકરું પણ લાવવા નથી માંગતા. અને સરકારી school ઓ માં મૂકે તો એ લોક ને વિશ્વાસ જ કેવી રીતે આવે કઈ school માં ભણવા આવશે કે નહિ આવે મારા છોકરાને આગળ જઈને કોઈ નોકરી બી મળશે આ સરકારી school માં થી ભણ્યા પછી. મારા છોકરા ને બીજા બધા છોકરા ની જેમ ભણતા આવડશે કે નહિ આવડે.

સરકારે આમ ધ્યાન આપવું જોઈએ કે ના આપવું જોઈએ.

કેમ કે જેમકે આપળે કોઈ ઈવા સંસ્થાઓ ને શોધીયે જે ઓછા પૈસા માં કોઈ ધંધા કરવા માટે નિશાળો ના ખોલે પરંતુ લોકોને ખરે ખાર ભણતર આપવા માટે નિશાળ ખોલે. ઓછા ઓછી પૈસા લઈને પણ એ લોક અલગ અલગ સુવિધાઓ જેવા બઉ મોહનગી મોહનગી school ઓ સુવિધા આપે છે એવી સુવિધા આપી શકે. એના માટે એક જ માણસ થી કઈ ના થાય એના માટે બીજા બધા ત્યાં જે લોકો પોતાનું કામ કરીને આપે એવા લોકો ને પણ ઓછા પૈસા લેવા પડે ઓછા પગાર મળે. અને આ રીતે જો બધા જ તૈયાર થાય તો સસ્તા માં અને સારું ભણતર અને સાથે સાથે ગણતર આપી શકે એવી શાળા ખોલી શકે બાકી તો પછી સરકાર તો ભણતર આપે તો જ મોટી વાત છે. ગણતર માટે તો એમને બહુજ મેહનત કરવી પડે. બિલકુલ રુચિ તારી સાચી વાત છે અને એક બીજીનપણ એક સમસ્યા છે કે અત્યારે આપળે જે પરિવાર માં જન્મ્યા છીએ ત્યાં આપળે આ બધું જોયું નથી પણ જે બીજા પછાત પરિવાર છે પછાત સમાજ છે ત્યાં તો છોકરીઓ ને પણ ક્યાં શિક્ષા મળે છે. તો ખરેખર સૌથી વધારે વિચારવા જેવું topic તો આંબી છે છોકરીઓ ને પણ શિક્ષણ આપવાની જરૂર છે. કે છોકરીઓ શિક્ષણ લે તો એમને પણ ભવિષ્ય માં ખબર પડે આતો એ લોકો ને બસ છોકરીઓ છે એટલે અમુક ઉમર સુધી એમને ઘરે રહેવાની પછી એમના લગન કરાઈ દેવના. પછી એ છોકરી એ પણ એના અ એ છોકરા પાછળ પાછળ પાછળ ચાલવાનું એ જેમ કે એ કરવાનું એની પાસે શિક્ષણ જ નથી તો એને શું ખબર પડે શું સાચું ખોટું. સાચી વાત છે લોકો એમ મને છે કે એ ઘરે જ રેહવાની છે તો એને અભ્યાસ ની સી જરૂર છે પણ ખરે ખર તો જે માણસ ઘર ચલાવતું હોય એને એનેજ સૌથી વધારે અભ્યાસ ની જરૂર છે કારણ કે સૌથી મહત્વ ની વસ્તુ જીવન માં ઘર જ છેને. આપળે ગમે ત્યાં ફરી આવીયે પણ છેવટે તો આપડે ઘરે જ રહેવાના ને ઘર જ સારું હશે તો જ સારું પરિવાર હશે સારું સંસાર હશે તો જ માજા આવે ને જીવન માં. પણ ખરે ખાર તો એમના બાળકો આવે એમને પણ ભણવા માટે છોકરીઓ ને શિક્ષણ ખુબ જ આવશ્યકતા છે. હા અને અત્યારે તો આપડે જોવા જઇયે તો જો એ છોકરી એ શિક્ષણ લીધેલું હોય તે આખા ઘર ને ઊંચું લાવે છે એના માં સમાજ આવે છે અને શિક્ષણ બહુજ જરૂરી છે કોઈ એને ઠગી ન જાય. એને ઘર ના હિસાબ કરતા આવળે અત્યારે કોઈ જગ્યાએ શાકભાજી લેવા જાય કોઈ વસ્તુ લેવા જાય તો એને હિસાબ તો આવડવો જોઈએ ને એટલું તો શિક્ષણ આપવું જોઈએ પણ અમુક જગીયાએ તો અમુક અમુક સમાજ માં તો એટલું પણ શિક્ષણ નથી આપતા બસ.

અને હવે તો આજ કલ તો આપળે ક્યાંય જવાની પણ જરૂર. આજ કલ તો આપડે ઘરે બેઠા બેઠા જ આટલી બધી technology એટલી બધી વિકસિત થઇ ગયી છે કે આપળે ઘરે બેઠાજ એનો ફાયદો ઉઠાઈ ને ગમે તે અભ્યાસ કરવો હોય આપડે કરી શકીયે છે.

પરીક્ષા ના લે પણ આપણે એ જ્ઞાન જે છે એ મગજ માં ઉતારી તો શકીયે છીએ અને એ આપણે એના ગણતર તરીકે ઉપયોગ પણ કરી શકીયે એનો આપડે એ બધી જ્ઞાન મેળવીને બહુજ આગળ પણ વધી શકીયે છીએ. એ વાત તારી બિલકુલ સાચી છે કે phone દ્વારા શિક્ષણ મળે છે પણ રુચિ એના મતલબ સકારાત્મક નકારાત્મક બંને પાસાઓ આપડે જોવા પડે. કે સકારાત્મક રીતે લેવા જઇયે તો હા શિક્ષણ આપે છે પણ નકારાત્મક એ છેકે જો છોકરાઓ ના હાથ માં અત્યારે જો phone આપી દેવા માં આવે તો એમાં એવી ગણી બધી વસ્તુઓ એવી પણ છે જે નથી શીખવા જેવી એ લોકોને આ ઉંમરે. તો એ લોકો એ પણ શીખી જાય છે તો જો ભણવાની જગિયાએ જો એ રસ્તે જતા રહિયા તો આપળે તો બીજી ઉપાદી. હા એ વાત તો તે બહુજ સાચી કઈ આપળે બહુજ ધ્યાન રાખીને phone નો ઉપયોગ કરવો પડે. જેમ technology વધી રહી છે તેમ તેમ તેના સારા સારા સારા પાસાઓ પણ ભાર આવે છે પણ સાથે સાથે કોઈ બી વસ્તુ એની ખરાબ વસ્તુ ઓની અસર પણ કરતી જ જાય. એટલે આપળે હવે છોકરાઓ ને બરોબર સંમજાઇએ ને પછી જ આ બધી સગવડ પુરી પાડવી જોઈએ નહીં તર તો સગવડ નો ફાયદો લેવા ના બદલે નુકસાન થઇ જાય. હા એમના કઈ બીમારી આઈ કોરોના કોરોના માં સુ થયું બધી શાળાઓ કોલેજ બધી બંદ થઇ ગયું.

કેળું શિક્ષણ એ લોકો એ એવું કર્યું છે જે ના કરવું જોઈએ. પણ સાચું કૌ આવી રીતે કોરોના માં જે આપડે ઘરે બેઠીને ભણતર મેળવ્યું એમાં તો હું પણ જાતે ધ્યાન આપી શક્તિ નથી.

હા આપળે જેટલું સામે બેસી ને શિક્ષણ લઈએ sir જોડે થી એવું આપળે અ phone દ્વારા તો લઇ જ ના શકાય. છોકરાઓ નાના નાના જે છોકરાઓ હતા બિચારા બે પાંચ વર્ષ ના છોકરાઓ તો એમને phone દ્વારા શિક્ષણ માં શું ખબર પડે એમનો જો પાયો કાચો છે એમને તો પાયા નું ભણતર લેવાનું હતું. એ લોકો ને શું ખબર પડે એ લોકોની પેઢી આપળે જોવા જઇયે તો અત્યારે એમનો પાયો કાચો જ રહી ગયો છે એટલે phone દ્વારા શિક્ષણ માં પણ આજ સમસ્યા છે. એવું નથી કે આપળે બધુજ એમાં શીખી શકીયે છીએ હા phone આપડે છોકરાઓ ને આપી ધીધા બંધન અત્યારે અલગ અલગ phone થઇ ગયા છે.

સાચી વાત છે એમાં તો લોકો ને બહુજ નુકસાન રહ્યું અને બાળકો જે મોટા હતા એ તો સમજદાર હતા પોતાની જાતે શીખી લીધુ. પણ જે નાના બાળકો હતા એમને ખુબજ નુકસાન ગઈ છે એમના ના પાયો કસ પાકો થયો છે અને ના એમને એક બીજા જોડે રમવાં આદત પડી છે પણ ખરે ખાર કોરોના માં આ phone ની technology હતી એના કારણે એટલો તો ફાયદો થયો કે શિક્ષણ સંપૂર્ણં પણ અટકી ના ગયું. આપડે થોડોકે તો મોકો મળ્યો કે આપડે ભણતર થોડો ગણો મેળવી તો શકીયે.

આટલીજ વાત થઇ એટલે મને તો આ પણ નથી ગમતું આમ જોવા જઇયે તો ધંધો થઇ ગયો છે અભ્યાસ હવે એ જ નથી ખબર પડતી કે શું કરવું. કઈ રીતે આના આ સમસ્યા નું નિવારણ કરવું સરકાર હવે કાય કરે તો સારી વાત છે.

અભ્યાસ કરાવે. સાચી વાત છે બાકી તો આજ કલ ની સરકારી શાળાઓ જોઈ ને મને તો બિકુલ ઈચ્છા ના થાય કે હું ત્યાં જાઉં કે મારા બાળકોને ત્યાં મોકલું. આવી શાળા ની સ્થિતિ જોઈને આપણ ને એમજ વિચાર આવે કે આમ જઈને બાળક ભણશે કે પછી રમીને પાછું આવશે. હા. આપળે તો એમને સરકારી શાળા માં હવે જે બી જાંગીયાએ સારી શિક્ષણ અપાય છે ત્યાં પણ એ મુશ્કિલ છેકે સામે છોકરાઓ ને પણ એટલું ભણવાનું જ્ઞાન નથી મળતું. કારણે કે Mostly તેમાં બધા છોકરાઓ ભણવા કરતા ખાલી એમને શાળા માં આ ધોરણ પાસ થયાનું પરિણામ જ જોયતું હોય છે એવા બાળકો ત્યાં વધારે આવે. હા બસ અત્યારે એવું છે કે પરિણામ પરિણામ તારું પરિણામ શું આવ્યું તારું પરિણામ શું આવ્યું પણ તું કેટલું ભણ્યો તને કેટલું આવડે છે તું કેટલું ગણ્યું એવું તો કઈ પૂછતું જ નથી. બધા એમ જ પૂછસે તારું પરિણામ સુ આવ્યું. સાચી વાત છે પણ આ ગણતર ની પરીક્ષા પણ કેવી રીતે લેવી એ બી સૌથી મોટી સમસ્યા છે. ગણતર ની પરીક્ષા લેવા માટે એટલી મુશ્કેલીઓ પડે છેને કે એની કોઈ પરીક્ષા જ નથી લેતું એની પરીક્ષા તો જયારે માણસ ભણી ને નોકરી કરવા લાગી જાય ને અને જયારે જયારે કામ કરે ને ત્યારેજ ખબર પડે છે કે એ માણસ ને કેટલું આવડે છે. ગણતર હંમેશા અનુભવ ઉપર થી આવે છે પહેલાનું જે ભણતર હતુંને જે આપડા પૂર્વજો ભણતા હતા એતો આપડે કે એ લોકો નું એક વિદ્યા સોટી વાગે ચમ ચમ વિધ્યા આવે ધમ ધમ જો એ લોકો પેહલા એક શિક્ષક ની સોટી પડેને ફટા ફટ છોકરાઓ ભણતા હતા.

માતા પિતા કે તમારી હિમ્મત જ કેવી રીતે થઇ મારા છોકરાઓ ને મારવાની પેહલા તો ગુરુ ને ગુરુ ગણતા હતા અત્યારે તો સુ ડરી ડરી કામ કરે છે.

એ વાત તો તારી સાચી છે પણ એ સમય માં જે શિક્ષકો સારા હતા અને અને બાળકોનો ખરે ખાર ભણવા માટે મારતા હતા એ તો બહુ સારા હતા પણ એ વસ્તુ નું જે લોકો ફાયદો ઉઠાવતા હતા. એમાં બાળક આપણું બૌજ હેરાન થતું હતું અમુક લોકો તો એટલું મારી દેતા ને કે પોતાના ઘર ના ગુસ્સા પણ બાળકો ઉપર નીકળી દેતા.

એમની પાસે જે જ્ઞાન હતું એ બીજા છોકરાઓ ને એમને આપવું હતું જ્ઞાન એટલા માટે શાળાઓ હતી કે ભાઈ છોકરું ભણી ગણી ને આગળ વધે.

એ લોકો જે ઘરે કામ આપે છે જે ઘરે એ લોકો નું લેસન હોય છે એ લેસન કરાવામાં સૌથી વધારે મેહનત માતા પિતા ને કરવી પડે છે અને જે પ્રયોગ કરવા આપે છે. એક છોકરું ક્યાં કરવાનું છે એટલું નાનું તમે જે છોકરું જાતે કરી શકે એવું કાયક આપો કે જે છોકરું એની જાતે કરે આતો માં બાપ કરે છે અને તમને તમારા પ્રયોગ મળે છે. પણ તમે સમજો કે છોકરાનું સુ ફાયદો છે આમાં. વાત તો તારી એક દમ સાચી છે કે આજ કાલે તો એટલું બધું કામ આપે છેને કે જે છોકરું કરી જ નથી શકવાનું એટલે બીજા જોડે જ કરવું પડશે. તો એમને એમાં છોકરું એ કામ માં થી ભાગતા જ શીખે છે અને ભણતર તો રહી જ જાય છે અ બીજી અલગ અલગ પ્રવૃત્તિ કરાવે એ તો સાચું પણ એમના પ્રમાણે નથી કરાવતા. કોઈ પણ પ્રકાર ની પ્રવુતિ આપી દે છે પછી છોકરાઓ એ કરી સકતા નથી અને ઘરે એમના મોટા ભાઈ બેહેન કે માતા પિતા નેજ કરવું પડે છે. અને જો છોકરું જાતે કરીને જાય અને જો એમાં થોડું આગુ પાછું હોય તો પછી એને નંબર ના આપે. એટલે પછી છોકરું દુઃખી થાય કે મમ્મી કે પહેલું જે છોકરું મમ્મી જોડે કરાઈને આવ્યું હતું ને એનું નંબર આવી ગયું પણ મારો નંબર ના આવ્યું એટલે પછી આપળે છોકરાને કરીને આપવુંજ પડે. અત્યારે આવું થઇ ગયું છે એટલે અત્યારે ભણવા કરતા દેખા દેખી વધારે થઇ ગયી છે કે આ લોકો સુ કરવા માંગે છે એજ ખબર નથી પડતી. અત્યારે કોઈ શાળાઓ માટે દફતર સરખા school ના શાળાના જે અ dress હોય એ ત્યાંથી લેવાના. ચપલ ત્યાં થી લેવાના બુટ ત્યાંતી લેવાના અ શુક્રવાર નું અલગ કપડાં સોમ થી ગુરુ ના અલગ કપડાં તમારે બાપરે રમત ગમત ના અલગ કપડાં. રમત ગમત ના અલગ બુટ અલગ મોજા કેટલું હોય છે. અરે રે આ બધાનો સરવાળો કરીયે તો એકજ છોકરા પાછળ કેટલું ખર્ચો થઇ જાય છે.

ત્યારે બીજું છોકરું લાવું કોઈને પોસાય એમ નથી ખાલી ને ખાલી આ અભ્યાસ ના કારણે આપળે નથી આમના રહેતા કે નથી આમના રહેતા. અને એકજ વરસ ની fee કેટલી બધી હોય છે મને તો એમ થાય છેકે આપડે ભણ્યા જ નથી કારણ કે આપડા આખા ભણતર નો જેટલો ખર્ચો છે એટલો તો એમના ભાળમંદિર માં ખર્ચો થઇ જાય છે. હા એ વાત તો તારી બિકુલ સાચી એક છોકરા પાંચ કેટલો ખર્ચો છે એક વરસ નો આપણું તો મને ખબર સે એક થી બાર ધોરણ સુધીનો એટલો ખર્ચો થયો હશે. જેટલો એક વરસ માં અત્યાર ના એક છોકરા પાછળ થઇ જાય છે. હા જેને ના પોસાતું હોય એ બિચારા કેવી રીતે ભણાવે છોકરા ને. તું એતો વિચાર કે આટલી આટલી fee આટલો આટલો ખર્ચો આના આના પાસે આવું રબર હતું આના પાસે આવી pencil હતી મને એવું જોઈએ મને આમ જોઈએ. બાપરે અને પછી ના લઈને આપો તો આપડું છોકરું દુઃખી થાય અને અર્પણ ને એ જોઈ ને આપડે પણ દુઃખી થઇ એટલે ના છૂટકે આપડે છોકરાને બધું અપાએ. અને દેખા ને દેખી માં એટલો ખર્ચો થઇ જાય છેને કે પૂછો જ નહિ અપડે ગમે તેવું school માં કપડાં પહેરીને જવા હોય તો પેહલા તો મોકલી દેતા હતા કોઈ જોતું પણ નાતુ કે કાયા કપડાં છે.

અને બહુજ હેરાન થઇ જાય છોકરું બિચારું.

એના કારણે અમુક માતા પિતા પાછળ પડી જાય છે કે ના ના ના ના કે આ ખર્ચ આપડા થી ના પોસાય.

પેહલા તો કૉલેજ ના છોકરાઓ પણ સરસ રહેતા હતા અમલ માં રહેતા હતા જે શિક્ષક કે એમ કરતા હતા અત્યારે તું સાતમા આઠમા ધોરણ ના છોકરાઓ જો.

પણ તે પહેલાજ કહયું હતું ને કે દરેક વાસ્તુના સારા અને નકારાત્મક બંને અસરો હોય એ સમય જોવા જઇયે તો હાલ જે માણસ બગડે છે એ બગડતું જાય છે અને જે સુધરે છે એ માણસ technology નો ફાયદો લઈને ક્યાંય નું ક્યાંય પોહચી જાય છે. સાતમા ધોરણ ના પણ બાળકો મોટા મોટા મોટી મોટી પ્રવૃતિઓ માં ભાગ લઇને અને વિજેતા થઈને પાછા આવે છે. આપડે જયારે નાના હતા ત્યારે તો આપણ ને સ્પર્ધા નો ખ્યાલ જ નહિ પણ આજ કલ ના નાના નાના પણ olympic માં જઈને રમી આવે છે. હા એ વાત તારી સાચી છે અત્યારે રમત ગમે માં આપડે બૌ આગળ વધી ગયા છીએ છોકરાઓ ફોન માં જોઈ જોઈને શીખે છે કેટલું ચાર પાંચ વર્ષના છોકરાં ને તો આખો ફોને ચલાવતા આવડી જાય છે. એમાંથી એ નવું નવું શીખે છે એ લોકોને અનુભવ થાય છે એમાંથી એમને પ્રેરણા મળે છે કે મામા હું પણ આવું કરીશ. હું પણ આઈ રીતે આ રમત માં રમીશ અને હું પણ આગળ જયીસ હા એ વાત તારી બિકુલ સાચી છે કે જ્યાં આપડે નકારાત્મક વિચારીયે છીએ ત્યાં સકારાત્મક પણ છે તો આપડે સકારાત્મત પણ થોડું વિચારીયે તો આપણ ને દિલ ને તસલ્લી થાય કે ના. અમુક એક એ અમુક સારું થઇ રહ્યું છે અને અમુક ખરાબ પણ થઇ રહ્યું છે. એટલે તો આપળે પોતાની જાતને સાંભળવી પડે કે કોઈ પણ વસ્તુ માં ક્યાંયે બાજુ જવું છે કયું નિર્ણય લેવું છે જો એ બધું આપડા હાથ માં છે જો આપડે સારું સારું જોઈએ અને સારું સારું કરીયે. તો આપડે આ સમય માં તો બહુજ આગળ વધી શકીયે છીએ જે પહેલાના સમય માં શક્ય જ નાતુ પહેલાના સમય માં તો એક ગામમાં થી બીજા ગામમાં સુ થતું હોય ને એ ખબર પોહ્ચ્તા પોહ્ચ્તા જરાત . આજ કલ તો આ ખૂણા માંથી દુનિયાના બીજા ખૂણા માં સુ થયું છેને એ પણ બે મિનિટે માં બધે સમાચાર પહોંચી જાય છે.

આપણ ને બહુજ ફાયદો થાય છે અને બૌ જ્ઞાન પણ મળે છે અને કઈ કઈ નવી નવી પ્રવૃતિઓ કરી બી શકાય એનું પણ જ્ઞાન મળશે જેનું આપણ ને. ખબર જ નથી કે આ કક્ષા માં પણ આ રસ્તા ઉપર પણ તમે ચાલી શકો છો અને આ દિશા માં પણ તમે આગળ વધી શકો છો. હા એ વાત તારી છે કે આપણ ને ફાયદા પણ ગાના બધા થયા છે. આપડે જોવા જયીયે તો આપળે પેહલા એવું વિચારતા હતા કે અભ્યાસ કાર્ય પછી જ આપડે પૈસા કમાઈ શકીયે છે અત્યારે તો નાના નાના છોકરો આ ફોને માં જોઈ જોઈને કેટલા કમાવાના રસ્તાઓ શોધી કાઢે છે મેતો એજ જોયું છે. સાચી વાત છે જેમકે આજ કલ પહેલાના જેમાંના તો આ આ અભ્યાસ સંપૂર્ણ થયા પછી આજ નોકરી મળશે એવું નક્કી જ હતું. અને આજ કલ તો છોકરાઓ અનાદર પ્રવેશ મેળવ્યા પછી પણ એ subject જો એ વિષય માં બિલકુલ રસ ના આવતું હોય તો છોડી ને જતા રહે છે. અને પછી પોતાના વિષય માં જેમાં રશ હોય એવા વિષયો પસંદ કરી કરી ને એ દિશા માં ખુબજ આગળ વધી શકે છે. હા અત્યારે એ બધુજ છે તને આટલો બધો આજે સમય ક્યાં થી મળી ગયો છે અભ્યાસ ઉપર ચર્ચા કરવાના અરે આજે તો મારે રાજા હતી અને મારી પાસે કઈ કામ ના હતું અને તારા દિવસ થી ઘણા દિવસ થી વાત ભી નાતી કરી તારા જોડે. એટલે મને થાય કે લવ તારી જોડે વાત કરું અને હું મારા અભ્યાસ ઉપર હાલ ધ્યાન પણ આપી રહી હતી એટલે આજ વાત મગજ માં ચાલતી હતી અને તારી જોડે કરી દીધી. હા મને લાગ્યું રુચિ એમના થી દેખાતી નથી અભ્યાસ માં વ્યસ્ત હશે એટલે મેં પણ હમણાં તને કઈ યાદ નાતી કરી પણ ખરે ખાર આજનું આપણું જે આ ચર્ચા થઇ અભ્યાસ વિશે. એના ઉપર આપડે ખરે ખાર વિચારવા જેવું છે કોઈ સંસ્થા માં જોડાવા જેવું છે તારા માર જેવા ભણેલા અગર થોડો આપડા વ્યસ્ત સમય માંથી આપડે થોડો સમય કાઢી ને જો. જે બિચારી ગરીબ ચોરિયો છે એમને જો આપળે ભણાઈ શકીયે એમને આપણે જે ભણતર આપી શકીયે તો ખરે ખાર આપડા સમય નો સદુપયોગ થઇ જશે. સાચી વાત છે મફત માં લોકોને ભણવા માં જો ફાયદો થઇ શકે એ લોક ને તો ખરે ખાર ચાલુ કરવા જેવું છે. જો તારી પાસે સમય હોય તો તું મને કહેજે મારી આસ પાસ કોઈ મળશે તો હું એમને ચોક્કસ જણાવીશ કે અમે બે જન છીએ અને અમે તમને free માં ભણાવીશું. હા કદાચ આવી આપડા આખી કદાચ બધી છોકરીયો ને તો ભણાઈ નથી શકવાના પણ જો દાસ બાર છોકરીયો પણ આપડા દ્વારા ભણે અને આપડે એમને જો અભ્યાસ આપી શકીયે અને કદાચ એમનું ભવિષ્ય સુધરતું હોય. તે ગણી સારી વસ્તુ છે આપડે આ આવીરીતે મતલબ અભ્યાસ વિશે ચર્ચાઓ કરીયે છીએ મોટી મોટી ચર્ચા વિચારણા કરીયે છીએ સકારાત્મક નકારાત્મક પાસાઓ જોઈએ છેએ. પણ એના કરતા જો આપડે જો સકારાત્મક થૈયે અને કોઈ છોકરીઓ ને આપણેજ ચાલુ કરીયે સુરૂઆત તો કરીયે આપડે તો ગાનઆ લોકો ભરેલા છે. આપડે આ દુનિયા માં કે જે લોકોને સારા કામ કરવા છે પણ શરૂઆત કોણ કરે એ મહત્વ નું. આ વાત આવે હું યાદ જ રાખીશ અને હમણાં જયારે પણ મને વ્યસ્ત માંથી માંરા ભણતર માંથી સમય મળે છે ખાલી તો હું એનો ઉપયોગ આ રીતેજ કરીશ અને હું તને પણ ચોક્કસ થી જણાવીશ. કે મારી પાસે આટલી વિદ્યાર્થીની ઓ છે અને જેમને ભણવા માં ખુબજ રસ છે પણ એમની પાસે સગવડતાઓ નથી તો આપડે એમને મદદ કરી શકીયે. હા એ વાત તારી સાચી છે જો આવું કઈ તારી અસ્સ પાસ હોય તો તું મને જણાવજે મારી આસપાસ હશે તો હું તને જણાવીશ પણ આપડે આના વિષયે કાયક વિચારીયે મારા પણ ગાન એવા છે.

હા જેના ઉપર આપડે ચર્ચા કરી છે એ ખાસ આપડે ધ્યાન રાખીશુ કે આપડે એ લોકો ને ગણતર તો આપી સુજ. જે આપડે આટલી ચર્ચા કરી એ આપડે તો કરવાનું નહિ જ ભુલીયે સુ કહેવાનું થાય છે તારું. બૌજ સાચી વાત હવે આજને આ ચર્ચા યાદ રાખીસુ અને તું તારું ધ્યાન રાખજે અને તારા પરિવાર નું.

મને યાદ કરતી રહેજે અને આપી ચર્ચા ખાલી ચર્ચા ના રહી જાય અને આપડે એમાં કઈ આગળ પગલું ભરીયે એવું કયાંક કરજે. સારું ચૌક્કસ હું યાદ રાખીશ આવજે

બાબતો માં વિવિધતા જોવા મળે છે. વાતાવરણ ની લાંબા સમય ની સ્થિતિ ને આંબો હવે કહે છે. ભૂમિ થી ઉંચાઈ પર્વતો માં સ્થાન અને ડોરા ઓ સમુદ્ર થી અંતર સમુદ્ર નો પ્રવાહ અને જંગલો આ આબોહવા ના ન અગત્યના ભાગ ભજવે છે. એટલે આપણને ખબર પડી ગઈ કે આપડે આબોહવા અને કુદરતી શંશાધનો નું જાળવવું ભારત નું ભૌગોલીક સ્થાન ઉત્તર ગોળ

ઉત્તર ભારત માં ઠંડી અને મધ્ય ભારત માં ગરમી થઇ છે. છે દેશ ના કેટલાક સ્થળો દરિયા કિનારા થી આશરે પંદર સો kilometer કરતાંય દૂર આવેલા છે. આથી અહીં શિયાળા માં ખુબ ઠંડી અને ઉનાળા માં ખુબ ગરમી પડે ચ્યે પરંતુ જે સ્થળે ઉંચાઈ ઉપર ઉપર આવેલા હોઈ ત્યાં હવામાન ઠંડુ રહે છે. ઉદાહરણ તારીખે શ્રીનગર, મનાલી ભારત ના મોસમી ભારતના મોસમી પવનો ની લીધે વરસાદ પડે છે. આ પવનો બારે માસ એક ધારે અને એક જ દીશા માં ફુંકાતા નથી આથી

મેઘાલય અસમ માં વધુ વરસાદ પડે છે જયારે રાજસ્થાન ના રણ પ્રદેશો માં ઓછો વરસાદ પડે છે. દક્ષિણ ભારત થી ત્રણેય બાજુ એ સમુદ્ર આવેલા છે.

મેઘાલય અસમ માં વધુ વરસાદ પડે છે. મોસમ પ્રમાણે બદલાતા પવનો જે ભારત ની આબોહવા ની ખાસ વિશેષતા છે. ભારત માં ત્રણેય ઋતુ ઓ અનુભવાય છે. શિયાળો ઉનાળો અને ચોમાસુ શિયાળો ભારત માં ડિસેમ્બર, જનયુઆરી, ફેબ્રુઆરી આ ત્રણેય મહિના માં સમય ગાળા માં ભારત માં શિયાળા ની ઋતુ એનુભવાઈ છે સૂર્ય ના કિરણો ત્રાસા પડતા હોવાથી હવામાનની નીચે જાય છે. અને વા~વા

પાંચ celsius કરતા પણ નીચું જાય છે. અને ત્યાં અવારનવાર હિમ વર્ષા પણ થાય છે. ઘણી વાર ભારત થી તેથી વધુ ઠંડી નથી પડતી ઉનાળો ભારત માં માર્ચ મહિના થી બે મહિના બીજા સમય ગાલા માં ઉનાળા ની ઋતુ અનુભવાય છે. કર્કવૃત ની નજીક કર્ક ~કૈંકવ્રુત ની નજીક ના સ્થળો એ સૂર્ય ના કિરણો સીધા પડે છે. તેથી તાપમાન ઉંચુ જય છે. મધ્ય અને વાયવ્ય ભારત માં એપ્રિલ બે માં માં ઘણા શાલો નું તાપમાન પિસ્તાળીશ celsius થી પચાસ celsius સીધું રહે છે. રાજ્ય ના અ રાજસ્થાન ના રણ પ્રદેશ માં વધારે ગરમી પડે છે. ચોમાસુ ભારત માટે ઘણી મહત્વની ઋતુ છે. જૂન થી સપ્ટેમ્બર માસ ના સમયગાળા માં ચોમાસા ની ઋતુ અનુભવાય છે ભારત માં એંશી ટકા વરસાદ આ ઋતુ માં પડે છે. અરબસાગર પર થી આવતા પવનો કેરેલા મલબાર કિનારે થી પ્રવેશ કરે છે અને ત્યારે સેમી

વરસાદ પ ~લાવે છે. પાછા ફરતા આ મોસમી પવનો ઓક્ટોમ્બર, નવેમ્બર માસ માં પંજાબ, હિમાચલ અને ઉત્તરાંચલ માં વરસાદ લાવે છે. આબોહવા ની માનવ જીવન પર થતી અસર તો આબોહવા ની માનવ જીવન પર ખૂબ જ અસર પડે છે. લોકો લોક ના લોકો ના ખોરાક, રહેણીકરણી, સ્વભાવ વગેરે પણ આબોહવા ની અસર જોવા મળે છે. રાજસ્થાન ના રણ પ્રદેશ માં પાણી ની અછત હોવાને કારણે